બિજું કેવું ચાલે છે બસ શાંતિ છે

હા તો mobile માંથી અમુક પ્રશ્નો આવે છે ધ્યાન થી વાંચજે હા એમ તો અમને imp બીજી મલે છે પછી અમુક topic સાહેબ એ સમજાયો પણ ખબર ના પડી હોય તો youtube ઉપર આપને નિકાલ કરી શકિયે હમ mobile મા જુના પેપરો ભી ખુલશે તે ખોલીને ભી જોઈ સકે હા એભી જુના પેપરો ભી દેખવા મળે બોલ બીજું કેવું ચાલે બીજું શાંતિ

હા યાદ તો કરું જ ને યાર આપણે જીગરી દોસ્તો છીએ યાર હા તો ફોન બીજો ભી કરતો રહેજે હા તને કોઈ મળ્યું હતું કે નહી આપના friend circle માંથી કોઈછે કે નહી તારા જોડે

હા તાર mummy papa મારી યાદ બ્યાદ આલજે હા યાદ આપીસ જુરુર થી યાર એ હમને વચમાં પૂછતા હતા કે સુનીલ ક્યાંછે એમ તો કેના ડીસા હે મને કઈ idea નથી ને કે તું ડીસા છે એમ હા તો હવે કે જે હું ભી તાર ઘરે આયીશ કોક દિવસ time મળશે તો હા time લઈને આવ યાર ઘરે ફોન કરીને આવજે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 સારું સારું ચલો ભાઈ મળીયે હું ભારતીબેન બોરહ આજે સો સોમાવાર ની ની વાર્તા થઈ સો સોમાવાર ની સો સોમવાર ની વાર્તા આ વ્રત શ્રવણ માસ ના પહલા સોમવાર થી સારું કરવામા આવે છે. શંકર અને પાર્વતિ પોતાના મંદિર મા બેઠા છે અને બેઠા બેઠા રમે છે. એમની રમત બ્રાહ્મણ બેઠો બેઠો સંભાડે છે. અને કોણ આ કોણ હાર્યું ને કોણ જીતીયું એ કેહવાની સૂચના શંકર પાર્વતીજી

બ્રાહ્મણે કહ્યું બીજીવાર પાર્વતીજી પાર્વતીજી ની જીત થઈ બ્રાહ્મણ ને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયા અને બ્રાહ્મણ ને પૂછ્યું કે કોણ હાર્યું અને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા એ સફળ બ્રાહ્મણ બે વખત જુઠ્ઠું બોલ્યો કારણકે એને થોડોક શંકર ભગવાનને રાજી કરવાના હતા આથી પાર્વતીજીએ ભરાયા અને બ્રાહ્મણ ને શ્રાપ આપ્યો એ બ્રાહ્મણ ત્રણ બાજીમાં થી બે બાજુ હું જીતી ગઈ છું છતાં તું જૂઠું બોલે છે એટલે મને મારે તને શ્રાપ છે કે તને આખા શરીરે ફૂટી નીકળશે અને તરત જ બ્રાહ્મણને આખા શરીરે ત્યાં ને ત્યાં ફૂટી નીકળ્યો એટલે બ્રાહ્મણ શ્રાપ મુક્ત કરવા માટે શંકરજી અને પાર્વતીજીને બંનેની આજીજી કરવા ભગવાન પણ પાર્વતીજી ન માનયા ત નેતર બ્રાહ્મણને આખા શરીરને ફૂટી એટલે બ્રાહ્મણ ને શ્રાપ મુક્ત કરવા માટે કદી થયું પાર્વતીજીએ શ્રાપ આપ્યો એટલે કઈ થઈ શકે નહીં એ તો ત્યાંથી ઉભો થઇ અને રડતો રડતો ચાલી નીકળ્યો ચાલી નીકળ્યો પાર્વતીજી માતાના શ્રાપ ના લીધે પાયો અને અનેક દુઃખો મા આવી પડ્યો

બ્રાહ્મણે કહ્યું કે બ્રાહ્મણને પોતાના દુઃખોની વિગત જણાવે આનો કોઈ ઉપાય મને બતાવો સાધુ મહારાજે શિવજીના ખરા દિલથી એન પ્રાર્થના કરવાનું કહ્યું બ્રાહ્મણ તો હિમાલયમાં ગયો અને શિવ પાર્વતીજી ની તપસ્યા કરવા લાગ્યો અને ચતો હતો ત્યાં બદામી રંગનો ઘોડો મળ્યો બ્રાહ્મણને બ્રાહ્મણને ઘોડાને ઊભો રાખ્યો અને પુછ્યું કે ભાઈ બ્રાહ્મણે ઘોડા એ ઊભો રાખ્યો ઘોડા એ પૂછ્યું એ ભાઈ તમે આમ રડતા રડતા ક્યાં જાવ છો ઘોડો બોલ્યો આમાં એમ માંડીને એમ બધી વાત ઘોડા ને કહે ઘોડે બોલ્યો કે મને માતા પાર્વતીજી નો શ્રાપ મળ્યો છે એટલે શ્રાપની મુક્તિ કરવા હું હિમાલય ઉપર જાઉં છું ત્યારે ઘોડો બોલ્યો કે મારું પણ દુઃખ તું સાંભળ તો જા મારા માનથા એ થી પૂછતાં આવજો કે મારા પર કોઈ ઘોડે સવાર કરતું નથી આ સાંભળી બ્રાહ્મણે કહ્યું કે સારું હું તારા પાપનું નિવારણ પૂછતાં આવીશ એમ કરીને બ્રાહ્મણ આગળ જાય છે આગળ જાય છે ત્યાં આગળ જાય છે એટલામાં એટલા માટે આગળ જતા એક રૂપડો અને ગદાવાઈશ્ર નિવારણ પૂછતાં આવજો બ્રાહ્મણ આ ખાવા માટે બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો કે આંબા ની પણ થઈ અને એ પણ બોલ્યો કે ભાઈ મારો દુઃખ પણ સાંભળતો જા મારૂ દુઃખ મારા પર લૂનેચૂક આખો આંબો પડિયો છે કોઈ મારી કેરી ખાવા તૈયાર નથી તો મારા પાકનો નિવારણ તું ભોળાનાથ ને પૂછતો આવજે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે સારું એમ કરીને બ્રાહ્મણ આગળ ચાલ્યો જાય છે થોડીક વારમાં બ્રાહ્મણને થાક ઉતર્યો એટલે આગળ ચાલતો થયો થોડીક દૂર તળાવ આવ્યો તળાવમાં એને મગર હતો તો બ્રાહ્મણ પાણી પીવા જાય છે તો મગર એ એને પૂછ્યું કે ભાઈ તું ક્યાં જાય છે શંકર ભગવાન પાસે હું મારા પાપનું નિવારણ કરવા માટે જાઉં છું એને મગરે કહ્યું કે હું આથી તો પાણી માં રહું છું દિવસ-રાત તો કોઈ મારા શરીરમાં આખા શરીરમાં બળતરા થાય છે અને મને ક્યાંય શાંતિ મળતી તો ભાઈ મારા પાપનું નિવારણ કર પૂછતો આવજે સારુ કહીને બ્રાહ્મણ આગળ જાય છે ત્યાંથી હિમાલય ઉપર પર્વત આવ્યા છે એટલામાં હિમાલય પર્વત પર બેસીને તો ભગવાન શિવની પ્રાર્થના કરે છે તપ તપ કરે છે અને સો સોમવારનું વ્રત ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને કહે છે કે

એ ઘોડો ગયા ગયા માં રાખી અને લોકોને છેતરતો હતો એના પાપનું નિવારણ ત્યારે એ અત્યારે એના પાપનું નિવારણ એ ભોગવી રહ્યો છે એટલે એને એના માટે એના માથે તું સવારે કરજે એટલે એનું પાપ દુર થઈ જસે અને એ પાપમાંથી મુક્ત થઈ જશે એટલે સારું પ્રમાણે પછી એના આંબા ના ઝાડ નું એના આંબા પર કેટલી બધી કેરીઓ આવે છે કોઈ ખાવા તૈયાર નથી ત્યરેહ ભગવાન ને એના એના આંબામાંથી એક કેરી તોડી ને ખાધી એટલે બધા મે કેરી હા તે બ્રાહ્મણ એ મગજ ના દેવાને પુચિયું ત્યારે ત્યારે કોઈ તો ભગવાન ભોળાનાથે કહ્યું કે એ બ્રાહ્મણ એ મગર હતો ગયા અણે બો લોકોને

પાપ માં થી મુક્ત થઈ જસે મગર પણ આના પાપ માં થી મુક્ત થઈ જસે એટલે આગડ બ્રાહ્મણ આ બધા ની વાત સાંભળીને બ્રાહ્મણ આગળ ચલિયો માતાજીને આ બાબતથી બ્રાહ્મણે માની લીધું અને એ ભગવાનને નમન કરીને ભગવાનને ચડાવેલો એક બીલીપત્ર લીધું અને એની આંખે અડાડી અને આગળ ચાલતો થયો શંકર ભગવાન તરતજ ઘોડા પર સવારી કરી એટલે ઘોડો

પોતાના દુઃખમાંથી મુક્ત થઈ અને આગળ બ્રાહ્મણ આવ્યો જોતજોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા કારતક મહિનો આવ્યો એટલે સોમવાર બ્રાહ્મણે સો સોમવાર કર્યા સોળ સોમવારનું બ્રાહ્મણે એ ઉજવણું કર્યું ઉજવવામાં સોળ સોમવાર ના ઉજવવામાં ચાર લાડુ બનાવ્યા સવાસો ઘી સવાસેર ગોળ અને સવાસો લોટ નાખીને લાડુ બનાવ્યા લાડુના કાર પાર્ક કર્યા એક પાક મંદિરના પૂજારી ને આપ્યો એક્થા ગાય ના ગોવાડ ને શંકર ભગવાનના મંદિરમાં મૂક્યો અને ચોથો ભાગ પોતે પ્રસાદીમાં રાખ્યો અને એને બ્રાહ્મણ ને કીધું કે છે કે આજે મારે સો સોમવાર નું વ્રત છે એટલે તમે

અને રાજાને કીધું કે જમી લ્યો કે રાજાએ રાજા એ કહ્યું કે મારે તો વ્રત છે હું તો ખાલી તો બત્રીસ પાક શા માટે પેહનવ્ય એટલે રાજા ગુસ્સે થયા રાણી ઉપર અને રાજા જમ્યા પરસાદી લીધા વિના અપવાસ છોડ્યા વગર ચાસ જઈને સૂઈ ગયા સવાર રાત્રે શંકર ભગવાન આપણનારાયા રાજ કે રાણીને દેશ અપમાન કર્યું છે આ ભરત નું તે સો સમ્માન નવરત નું અપમાન કર્યું છે એટલે એના દેશ હતો આપ એટલે એટલે રાજાએ રાણીને રાણીને રાખ્યો અને મોકલી આપ્યા આ રાણીને વન વગડા કહ્યું કે રાણી ને જંગલમાં મૂકતા આવો એને મારા અપમાન કર્યું છે એટલે પ્રજાઞ્જે રાની ને જંગલ માં મીકતા મૂકી આયો રાણી તો રોતી રાજવતી ખાલી જાય છે જંગલમાં કોઈ એને પાણી પીવા દેતું નથી તો આભાર Hello નમસ્કાર તમારું જાણી શકું નામ? મારુ નામ દિનેશ છે એટલા જાણી શકું છુ તમે કેટલી study કરેલી છે Twelth માં એટલે commerce arts કેવી રીતે છે Okay હવે આગળ કેવી રીતે કઈ college મતલબ શું plan છે study માં Okay nice તો હમણા તો ખાલી આમ job કરો છો એમ okay તો આમ મતલબ એમ કોઈ બીજી મતલબ કેવાય છે ને study સાથે ચાલુ છે કે study હજુ હવે admisson લેવા નું કે લઇ લીધું એમ Okay મુ જાણી સકીસ મતલબ તમારું dream મતલબ life માં શું એમ achieve કરવા માગો છો કે પહી બધાં થી મોટું હોય એમ

સારો એવો વિચાર છે તમારો એમ હું જાણી શકીશ એમ કોઈ ક તો વિચાર્યું હશે ને કે ભાઈ મુ આ hospital બનાવીસ કે પછી Okay

મારું study twelfth મારું complete થય ગયું મારું collge હમણાં start છે second years માજ છુ commerce હા અહિયાં ગુજરાત માં છુ મારું iti ભી complete જ છે મારું it iti mean કે એક exam બાકી છે મારી એક exam compleat થય જાય ને પછી આગળ મેં બીજું એક મોટી company માં Try કર કરવા નો છે પણ મારી ખાલી એક exam complete થાય જાય ને પછી આગળ सोचसु એમ મારું તો dream છે ongc છે છે ongc તો મારું dream છે કે મારે ત્યાં ત્યાં મારે કરવા નું જ છે ભલે કઈ બી થઇ જાય

બસ સારું છે હવે તો ના એટલું ખાસ નતુ કારણ કે job ચાલુ હતી એટલે ખાસ નાતુ New year તો જવું છે goa Goa જવાનો plan છે બધાં collge ના friend છે એમના જોડે હા

okay જવું જોઈએ કારણ ક two thousand twenty two hardly હવે ત્રેવીસ મા તો ખબર નથી સુ થશે મારે એક એવા લોકો help ની કરવી છે જેન બૌ જરૂર હોય હા

બીજું આમ internation tri internation trip તમારી favourite Okay પણ આમ એમ family જોડે જવા કે એમ એકલા એમ નહી ઘણા લોકો હોય છે જે family જોડે અમ વધારે banifit મળે છે કારણ parents ને આમ

મતલબ એ લોકો એક અલગ જ filing આવે કે you know સમજી શકો બહુજ સારું રહ્યું છે calling bolling બો સારા છે સારા એવા થયા છે મને વધારે time નથી થયો બે એક મહિના જેવું થયું છે મારો તો મી તમને કીધું ને કે મારી exam પૂરી થઇ જાય મારી બીજા મહિના માં exam છે જ મારી એક exam બી ને એક બીજી exam iti છે એ મારી complete થઇ એના પછી કારણ કે હું sp class માં આવું છુ જે કે બૌ જ કમ લોકો હોય છે જે અમ મતલબ આગળ વધી શકી કારણ કે અમારી cast માં કોઈ આગળ વધવા દેતું એમને કોઈ ને કોઈ અર્ચન ઓ અવત્તી રહે છે મારે મારી cast માં બતાવું છે કે આપડી એકે cast ની પાછડ નથી કારણ કે ઘણા લોકો કહે છે કે અમે પાછળ નથી

Ok તો તમારે કાલે festival હશે ને

તમાર પપ્પા સુ કામ મતલબ સુ કરે travel agency એટલે કે આ રાજસ્થાન ને બધું કરે એ તો પોતાની બસો હશે ને અચ્છા car નું મને લાગ્યું કે બીજું favourite કોઈ show હોય જે તારક મહેતા બસ બીજું કય નહી મારો favourite show દીપક એક episode છોડ તો નહી અમ online જોઈએ લઉં પણ જોઉં પેલા કારણ કે favourite છે હમણાં થી તારક મહેતા ના બધા episode બરાબર નથી કારણ કે main actors એ જ નથી તો જોવાની મજા જ નથી આવતી Okay બીજું કય અમ તારક મહેતા સિવાય કોઈ બીજું ok Okay આપડી india teem favourite ક્યાં

બીજું Mac bach ખેલવા જતા હસો ક All time study સારું ન કેવાય થોડું મજાક મસ્તી હોવી જોવ ક medical study એટલે કે જેને અંદર interest એજ કરી શકે કારણ કે મેરો ભાઈ કરે છે બીજા નું તો કોઈ કામ નથી

surgery માં doctor જોડે assistant કામ કરે છે

મુ ગુજરાતી medium હતો પેલા મી one to ten sorry junior kg થી tweavely તા જ કર્યું છે કારણ કે મારા parents નું એવું કહેવ છે ક school change કરીએ તો અપ્ડું જે rejult તો મી juniyar થી tweklth ત્યાં જ કર્યું છે ગંધીનગર sem jeviys properly area કહસો Okay કારણ કે ત્યારે મી તમને કીધું

ના કારણ કે મારું મારી સોચ opinian કે મુ દોરી થી બિચારા પક્ષી ઓ મેઇ જાય એટલે મુ નથી કરતો હું બીજા ને અમ પણ નહી કહી સકતો ક કે તમે લોકો ન કરો

મુ મારી તરફ થી હું કહી સકું કલે મુ ન કરું એમ મારો ગમતો તહેવાર દિવાળી છે દિવાળી આવવા ના દસ દિવસ હોય ને એની આગળ અમે બાર જતા રહીએ ત્રીસ દિવસ નો tur જઈએ છીએ મનાલી છે પછી નેપા છે આવી રીતે પણ બૌ જલ્દી સારું થઇ જશે સારું થઈ જસે હા મી તમને કીધું ને મનાલી છે કાશ્મીર છે હરિદ્વાર છે દ્વારકા છે સોમનાથ છે નેપાળ છે રાજ્સ્થામ એટેલ કે મૌંટ આવું ઉદય પુર જજો બીજું બાર મજા વસે Friend જ્હોડે જવાન બીજું કય favourite movie હોય

કે પછી હમણાં આવતું પેલુ માંધ્રાત્રસ હા પણ નાં હમણાં તો સોઉથ ની બૌ જ ચાલે છે bollywood ફેકઈ જસે

હા અલ્લા અર્જુન પેલો સલમાન ખાન ને સરુખ ખાન ને ફેકય જશે

Sister હશે ઘરે મોટા ભાઈ કે તમે

tch છે

તો મારું ખાલી હું result ની રાહ જોઉં છુ

એટલે એ લોકો ને એમ થાય ક મારા છોકરા કરી શકે છે મને સૌથી વધાર ગણિત ને english મારો ઈચ્છા હતી ક હું મારો target

હા માર બવ સારા એવા આવ્યા તા બવ મેહનત કરી twelfth મી આખી આખી રાત ઉગવા નતું મળ્યું કારણક tution મતલબ કેવાય કે ઘર નું એટલું prpeser અહિયાં થી તો મને કેવી રીતે વાત કરવાની સામે વાળા ને કેવી રીતે મનાવવાન

હા પણ મારું બે એક મહિના બવ થયું મનર ઘર માં બધા કુતરો કહે છે મુ તર્ય કરું છુ ક સુધરી જાય કારણ કે બધી જગ્યા એ જેમ આવે અમ બોલવું સારું નહી અને થઇ જશે

વિચારવાનું ન્ય જે ભી હોય જૂ એવી પેલ્લું ચિત્ર કે ભલે બગડી ગયું હોય પણ તમે બન્યું હોય એવી નહી મોટા થયા હોય ને બનાવી હોય તેવી Eighty percent થોડુંક આગણ પાછ્ડ થઈ ગયું કયી નહી અમિતાબ બચ્ચન ની બન્યી મમ્મી પાપા ની બન્યી હોત તો સારું હોત